એક સ્ટુલ દેખાય છે પછાડી તન્વી ફોટો સ્ટુડિયો છે અને ચંપલ પણ મળે છે અહીં.

પછાડી એક આંબાનું ઝાડ છે અને અહીંયા બે વ્યક્તિના મોઠા બ્લર કરવામાં આવ્યા છે.

ચિત્ર એક પાર્ક નું છે જેમાં સામે સિંહ અને સિંહણ અને તેનું બચ્ચું દેખાતું પ તેનું જેનું પુતળું છે.

અને અહીંયા એક નું ઝાડ પણ મૂકેલું છે અને બે બાંકડા પણ મુકેલા છે અહીંયા.

ને અઈયા સ્માઈલ ભગવાનનો ફોટો છે અને પછાડી એક પોસ્ટર પણ છે અને તેની બાજુમાં પ્લગ --

આ ફોટો વસ્જિદનો છે જેમાં એક માણસ અહીંયા ઊભી રેલો છે.

બે નીચે થાળા છે અને સામાન સામગ્રી મૂકેલી છે નીચે ચોખા ઢોળાયેલા છે.

કેટલીક ખુરચીઓ દેખાઈ રહી છે અને એક માણસ છે તેમણે ગ્રે કલર નો શોટ પહેર્યો છે તેમનું મોઢું બ્લર કરી રહ્યું છે અને એ --

તે ઘણા બધાના ફેસ છે જેના ઉપર બ્લર પણ કરી દેવામાં આવ્યું છે જેમાં એવોર્ડ આપવામાં આવેલા.

ને એક કાંટો પણ વજન કાંટો દેખાતો છે અને એક પછાડી કેળા છે ટાંગેલા.

ને સ્કેનર છે મુકેલુ અને પછાડી નેટ ટાંગેલી છે બ્લુ એન્ડ ગ્રીન કલર ની અને પછાડી છાબલીઓ દેખાય છે.